તે ફાર્મસી એવુ પણ બોર્ડ મારેલો છે.

આ એક ગ્રા કોઈ બિલ્ડીંગ નુ છે જેમા પેહલા માળે કાચના--

લીલા કલર નો છે.

જેમા ઘણા બધા સામનો સ્ટેન્ડ બાય સ્ટેન્ડ --

લોકો બજારમાં ખરીદી કરી રહ્યા છે.

આ ચિત્ર કોઈ કમ્પાઉન્ડ નુ છે જેમા મોટ્ટું ગ્રાઉન્ડ છે.

મોટી બિલ્ડીંગ ની બહારના ગ્રાઉન્ડ નું છે એમાં લોકો બેસી શકે તેવું છે.

ત્યાં શેરવાની તથા ઘણા બધા કાપડ મળે છે ત્યાં એક વ્યક્તિ પણ છે.

આપેલ ચિત્ર એ ભગવાન રામ અને સીતાનું પૂજનનું છે.

એમા ઘણી બધા મહિલાઓ સફેદ કપડામાં છે.

આ ચિત્ર એ રંગોલી આઈસ્ક્રીમ શોપ નું છે જેમાં--

માધવી નામનું રેસ્ટોરન્ટ છે જેમાં લોકો.

તે સફેદ કલર ની દુકાન છે.

આ ચિત્ર કોઈ પાર્ટી પ્લોટ કે ઇવેન્ટ જગ્યાની--

તથા એન્ટ્રેન્સ ગેટ માં ડેકોરેશન કરેલુ છે.

આ ચિત્ર કોઈ બંધ પડેલા મકાનની બહારના--

જેમા એક ઉમરવાડા આદમી હાલતા પણ દેખાય--

જેમા કાગળ અલગ અલગ કલર ના છે.

કંટ્રક્શન સાઇડ નું છે તેમાં મજદુરો--

એક ઓપન ડાઇનિંગ એરિયા છે જેમાં બાર ખાટલા--

ચિત્રમાં ઘણા લોકો હલન ચલન કરે--

આ ચિત્ર એક બિલ્ડિંગ નુ છે.

ચિત્રમાં ઉપર બે પંખા છે.

તથા એક મોટી વિન્ડો --

ઇમારતો છ માળની છે જેમા તેમની કાચની વિન્ડો .

આ ચિત્રમાં બે વ્યક્તિ ડેમના નહાતા હોય તે વું દેખાય છે.

ઉપરથી પાણી ધીમે ધીમે વહી રહ્યું છે બે વ્યક્તિઓ--

નાતા હોય તથા સ્નાન કરી રહ્યા હોય એવુ--

આ ચિત્ર એક કુદરતી જગ્યાનું છે જેમાં.

માં સીતા ડુંગરો દેખાય રહ્યા છે તથા તેમાં નીચે તળેટીમાં--

ડાન્સ અથવા ગરબા શીખી રહી હોય તેવું--

જે એક ગરબા ક્લાસીસ છે.

આ ફોટો એક બજારનો છે જેમાં લોકો હરી ફરી રહ્યા--